તેમનો જીવવાનો રસ સુકાઈ ગયો હતો માત્ર આંખો ચમકતી હતી એ વખતે બુદ્ધે કહ્યું હતું કે જે રીતે સખત ઉનાળામાં કોઈ ઊંડા કુવામાં થોડુક પાણી રહી જાય છે એવી મારી આંખો થઇ ગયી હતી. આજે મરૂ કાલે મરૂ એવી હાલત થઇ ગઈ હતી. એક દિવસ નિરંજનના નદીમાં સ્નાન કરીને બહાર નીકળવા જતાં હતાં પરંતુ શરીર એટલું કમજોર થઇ ગયું હતું. કે તેઓ બહાર ના નીકળી શકયા એક વ્રુક્ષનું મૂળ પકડીને ઉભા રહ્યાં જો તે મૂળ હાથમાં નાં આવ્યું હોત તો તેઓ નદીમાં તણાઈ જાત જયારે તેઓ મૂળ પકડીને ઉભા રહ્યાં હતાં, ત્યારે તેમને વિચાર આવ્યો કે હું આ શું કરી રહ્યો છું? મેં મારું શરીર સુકવી નાખ્યું બધી જાતના યોગ કરીને મેં મને પોતાને નષ્ટ કરી નાખ્યો મારી હાલત એવી થઇ ગઈ છે કે, નિરંજનના નદીના આ પાતળા પ્રવાહ ને પણ હું પાર કરી શકતો નથી અને હું ભવસાગર પાર કરવાનો વિચાર કરી રહ્યો છું એનાથી એમને જ્ઞાન લાગ્યું.

તો પછી ભવસાગર કઈ રીતે પાર કરી શકીશ એ સાંજે એમને બધું છોડી દીધું ઘર બાર તો પહેલીથી જ છોડી ચુક્યા હતાં સંસાર પણ છોડી દીધો હતો અને રાજપાઠ પણ પહેલીથી, છોડી ચુક્યા હતાં એ સાંજે તેમને મોહ, ત્યાગ બધું જ છોડી દીધું hope તો પહેલીથી જ છુટી ગયો હતો તેમનાં પાંચ શિષ્યો હતાં તેઓ પણ તેમણે છોડીને જતાં રહ્યાં હતાં.

ચિંતા તો મેળવાની ઈચ્છાથી પેદા થાય છે જયારે મેળવાની ઈચ્છા જાગે છે ત્યારે ચિંતા પેદા થાય છે પરંતુ તે રાતે તેમને કોઈ ચિંતા રહી ન હતી મોક્ષની પણ ચિંતા રહી ન હતી. એ પણ તેમને છોડી દીધી હતી બુદ્ધે કહ્યું કે આ બધું વ્યર્થ છે અહીં પણ કશું નથી મેળવવાનું અને ત્યાં પણ કશું મેળવવાનું નથી કશું મેળવવા જેવું છે નહીં, હું નકામો દોડીને હેરાન પરેશાન થાવ છું હવે હું બધી યાત્રાઓ છોડી દવ છું ત્યારપછી તેઓ નિશ્ચિત થઈને ઊંઘયા એ રાતે તેમને પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરી દીધું. જે રીતે કોઈ માણસ તરવાનો પ્રયાસ જ ન કરે હાથ -પગ હલાવાના બંધ કરી દે અને નદીનો પ્રવાહ તેને વહાવીને લઇ જાય એવું એ સમર્પણ હતું એ રાતે એમને ખુબ યો ઊંઘ આવી સવારે આંખો ખુલી તો તેમને લાગ્યું કે પોતે સમાધીશ થઇ ગયાં છે રાતે સુજાતા માટીનાં જે પાત્રમાં ખીર મૂકી હતી. તે પાત્ર પડ્યું હતું બુદ્ધે તે પાત્ર હાથમાં લીધું અને નિરંજનાં નદીનાં કિનારે ગયાં તેમને લાગ્યું કે જે મેળવવા યોગ્ય હતું તે મને મળી ગયું છે તેમને વિચાર્યું, કે કરોડો વર્ષોની તપસ્યા કર્યા પછી પ્રાપ્ત થાય તે સમાધી મને મળી ગયી છે પરંતુ હું તેનું પ્રમાણ મેળવવા ઇચ્છુ છું મને એવું લાગે છે કે મને સમાધી પ્રાપ્ત થઇ ગઈ છે. પરંતુ તેનું પ્રમાણ શું છે એ જાણવા માટે તેમને પેલાં પાત્રને નિરંજનાં નદીમાં મુક્યું અને વિચાર્યું કે જો આ પાત્ર નદીનાં પ્રવાહની સાથે તણાઈને, નીચેની તરફ જવાનાં બદલે ઉપરની તરફ જવા લાગશે તો હું માનીશ કે સંબોધી એટલે કે સમાધિ પ્રાપ્ત થઇ છે બુદ્ધે જોયું અને નદીનાં કિનારે,

તે આધ્યાત્મનો મૂળ આધાર છે જો આપણે સંસારમાં સંપૂર્ણ ભાવથી બધું છોડીને કોઈ પણ જાતના કલેશ કે સંઘર્ષ વગર ઉતરી જઈએ સભાન રહીને જીવનમાં ઊંડા ઉતારી જઈએ,

જીવનની ધારમાં ઉપરની તરફ યાત્રા કરવા લાગશે બુદ્ધની આ કથા અત્યંત પ્રેરણાપૃત છે જીવનની ધારા કુદરતી છે તેથી આપણે કુદરતી રીતે જ સ્વાભાવિક રીતે જ, એમાં વહેતા રહેવું જોઈએ જીવનનો આ પ્રવાહ કર્મનો પ્રવાહ છે કર્મ આપણને આગળ વહાવે છે સત્કર્મો આપણા જીવનની દિશાને તેનાં લક્ષ સુધી પહોચાડી દે છે. જીવનરૂપી દેવતાનાં મહાન ઉપદેશક બુદ્ધનો સંદેશ એ છે કે આપણે સત્કર્મ કરતાં કરતાં જીવનમાં ઉપરની તરફ આગળ વધવું જોઈએ.

તો મારા પિતાજીના આત્માને ઉચ્ચ લોકની પ્રાપ્તિ થઇ જાય સંતે તેને કહ્યું કે તું એક કળશમાં ઘી અને પથ્થર ભરીને લઇ આવ પછી તેને પાણીમાં ડુબાડીને ફોડી નાખ. યુવકને લાગ્યું કે આ અવશ્ય કોઈ વિશિષ્ટ વિધિ હશે તેથી તેને સંતે કહ્યું એ પ્રમાણે કર્યું પછી તે સંત પાસે ગયો ત્યારે સંતે તેને પૂછ્યું, કે અને ઘી અને પથ્થરનું શું થયું? તે યુવકે કહ્યું કે મહારાજ પથ્થર તો પાણીમાં ડૂબી ગયાં જયારે ઘી પાણી પર તરતું હતું આવું સાંભળીને સંતે તેને કહ્યું હવે એવું કર, કે કોઈક પુરોહિતને એવો મંત્ર પઢાવાનો કહે કે જેથી ઘી ડૂબી જાય અને પથ્થર તરવા લાગે યુવકે કહ્યું કે મહારાજ આપ શા માટે મારી મશ્કરી કરો છો. એવું કઈ રીતે શક્ય બને સંતે કહ્યું કે બેટા તો પછી એવું પણ કઈ રીતે બની શકે કે તારા પિતાને એમનાં કર્મોનાં પરિણામ કરતાં ઊંચું સ્થાન અપાવી શકાય જો તેમને જીવનમાં શુભ,

તેથી આ ખોટી વાત પાછળ સમય વેડફવાના બદલે જીવનમાં સારા કર્મો કર એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

અને તે ખોટી દિશામાં વળી જાય તો તે આપડા માટે માથાનાં દુખાવો બની જાય છે તે દુશ્મનની જેમ વ્યવહાર કરવા લાગે છે અને આપણી બરબાદી તથા પતનનું કારણ બને છે આથી સૌથી પહેલાં,

તો માણસ જીતેલી બાજી પણ હારી જાય છે બગડેલું મન માણસનો સૌથી મોટો શત્રુ બની જાય છે એટલે શ્રીમદ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, સધાયેલું મન મનુષ્યનો સૌથી મોટો મિત્ર છે જયારે બગડેલું મન તેનો સૌથી મોટો શત્રુ છે સધાયેલું મન કોઈ અલૌકિક સિદ્ધિ કરતાં ઓછુ નથી. જો આપણે આપડા બગડી ગયેલાં મનને નિરંતર સમજાવતા રહીએ કે આજે તે જે હલકી સ્થિતિમાં પડી રહ્યું છે એનાથી આ જીવનનો મહાન ઉદેશ્ય પૂરો થવાનો નથી. તેનાથી તેમાંથી તેને બહાર નીકળવું જ પડશે જો મનને સાચી દિશામાં પ્રયત્નપૂર્વક વાળવામાં આવે તો તેમાં સકારાત્મક પરિવર્તન અવશ્ય થશે અને તે સારા માર્ગે આગળ વધશે. એનાથી જીવનમાં સુખ તથા શાંતિનો ભાવ થશે પછી માણસ શ્રેષ્ઠ કાર્યો કરવા લાગશે એનાં પરિણામે બધાં લોકો તેને સન્માન આપવાં લાગશે શ્રેષ્ઠ માર્ગે ચાલનાર,

બીજી નકામી બાબતોમાં રસ લે છે ભોગવિલાસમાં લિપ્ત રહે છે અને પોતાને સુધારવાના બદલે બીજા બધાનાં દોષો જોતો રહે છે આવી સ્થિતિમાં, માણસ પોતાનાં મનને સુધારવા તરફ ધ્યાન આપી શકતો નથી મન જ આપણા ઉદ્દાન તથા પતનનું કારણ છે તે આપની સર્જનશક્તિનું કેન્દ્ર છે તેની આ વિશેષતાના કારણે, તેને કલ્પવ્રુક્ષ તથા કામધેનું જેવું માનવામાં આવે છે મનને પ્રત્યક્ષ દેવતાં કહેવામાં આવ્યું છે મનમાં અનેક અદ્ભુત શક્તિઓ રહેલી છે જેવી કે કલ્પનાશક્તિ, મનોબળ, ઈચ્છાશક્તિ વગેરે જો તેમનો સદઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ કાર્ય અશક્ય રહેતું નથી માણસે માત્ર એનાં માટે નિશ્ચય કરવો પડે છે જો માણસ જીવનમાં આગળ વધવાનો, નિશ્ચય ન કરે અને કુંભ -કરણની જેમ પડી રહે તો તે આ અમુલ્ય માનવ જીવનને બરબાદ કરી નાખે છે તે બિલકુલ પ્રગતિ કરી શકતો નથી જો માણસનું મન નીશભોગો, મોહ, રાગ, દ્વેષ વગેરેમાં ફસાઈ જાય તો તે માણસના જીવનને દુઃખમય તથા સંતાપગ્રસ્ત બનાવી દે છે આસપાસની આ ઓરડીમાં રહેલો મનરૂપી શક્તિશાળી, વેતાળ જો પતનના માર્ગે વહી જાય તો તે પાર્શ્વિક તથા ખુબ કૃત્યોમાં લિપ્ત રહે છે અને માણસનું પતન કરે છે. તે તેનાં આત્માનો પણ નાશ કરી નાખે છે એનાં બદલે જો મન ઈશ્વર તરફ વહી જાય તો માણસ દેવ્તવના માર્ગે આગળ વધીને સ્વર્ગ જેવી સુખદ, અને પ્રસન્નતા આપનારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી દે છે એ માણસને દેવ જેવો બનાવી દે છે બીજા દેવી -દેવતાંઓની પૂજા કરવાથી ઈચ્છીત ફળ મળશે કે નહીં તે કહીં શકાય નહીં. પરંતુ જો મનને સાધી લેવામાં આવે તો તે પ્રત્યક્ષ ફળ આપે છે મનની સાધના કદાપી નિષ્ફળ જતી નથી અહીં વાવો અને લડો નો સિદ્ધાંત અક્ષરક્ષ કામ કરે છે. મનની સેવા કરવાનું સારું પરિણામ માત્ર આ લોકમાં જ નહીં પરંતુ પરલોકમાં પણ મળે છે સંસારનાં મહાપુરુષોના જીવન તરફ દ્રષ્ટિપાત કરવામાં આવે,

જો તેને મનને નાં સાજ્યું હોત તો તે જીવનમાં અસફળ અને અધુરો રહેશે તે દુઃખી તથા શાપિત જીવન જીવતો હશે જેનું મન હમેશાં સ્વાદિષ્ટ પદાર્થો ખાવા માટે, લલચાતું રહે છે તે તેની એ કુટેવના કારણે પોતાની પાચનશક્તિ ગુમાવી બેસે છે તેનું પેટ બગડી જાય છે અને તેને અનેક પ્રકારનાં રોગો ઘેરી લે છે.

જે વેપારીને પોતાનાં વ્યવસાયમાં રસ નાં હોય અને તે મન વગર ધંધો કરતો હોય તો તેને કદાપી સફળતાં મળતી નથી તે પોતાનાં વ્યસાયને વધારી શકતો નથી. દરેક ક્ષેત્રમાં આ સિદ્ધાંત લાગુ પડે છે ભલે પછી માણસ વૈજ્ઞાનિક doctor engineer કલાકાર, ચિત્રકાર, શિક્ષક, કવિ કે સાહિત્યકાર હોય.

પોતાનાં મનને સાધીને જ જે તે ક્ષેત્રમાં પ્રતિભાશાળી બન્યાં છે અને પોતાનાં યોગદાનથી સમાજ ને લાભાવીન કરે છે મહર્ષિ પતંજલિએ,

ચિતને વિભુક્ત કરી દેવું એજ મોક્ષ છે ત્યાં,

કે ભાઈ,

અચ્છા ઘેર બેઠો હે.

કંટાળો આવતો તો યાર picture picture કોઇની link બિંક હોય તો મોકલને. અ અ અ મારી જોડે picture તો પડી છે ક્રીશની ત્રણ series પડી છે ત્રણ ભાગ. એક ક ક્યાં ક્રીશનાં, પેલું લ્યા રિતિક રોશનવાળું. હા ભાઈ ક્રીશ threefour નું trailer બેલર હોય તો મોકલને. હારું four નું trailer તો ની આયુ હજી હજી કઈક વી વિચાર હતો કે કઈક બનાવાના હે એરયા હા

અલા હે પેલા મારુતિને ઓળખે કે પેલા ક્રીશજી વાગે direct છલાંગ મારી હતી ને ઉંધા ભુંડે કચરાની ડૂબકીમાં પડેલો અલ્યા ઓવે ઓવે ઓવે, બધા અમુક જણા પેલો spider-man નું પેલું બનીને આવતા અમુક ક્રીશના કપડા પહેરીને આવતા ને, અને પેલો મારુતિ તો પાછો પડ્યો તો ને.

પણ ભાઈ picture કેવું લાગ્યું તે દેખ્યું તું picture ક્રિશ one two three એમાં જે પે મને પેલો seen ગમી ગયો ભાઈ

હા એ seen ભી ગમ્યો

ના હવે ચોથા માં બતાવશે ભાઈ, ચોથામાં પણ એવું વાત હોભલાય કે ભાઈ રિતિક રોશનનો હમ સકલ છે મતલબ કે રિતિક રોશન છે અંદર, એતો ભાઈ આખી series માં એજ છે યાર જે રિતિક રોશનનો main જે father એજ બનાવે કે આખી series એનું મોટું picture હતો.

તો ભય ઘ ઘરની ખેતી છે બાર લોગો ગોડું થાય કે કોઈ આવે,

અને ભાઈ હાલ તો એની રિતિક રોશનની બોડી ભી જોરદાર છે ભાઈ,

પણ એક ત્રણે ત્રણ ને અંદર એક ને એક એક ને એક બીજા કોઈ હીરો કે કોઈ બીજાને લેતા જ નથી. હા અને દેખ હેડ કોઈ ઓધો નહી લેતો પણ કોઈ ઓધો નહી પણ villain તગડો આયી જાયને હોમે તો મજા આવે ભઈ જોવાની, હમ આ south કોઈ villain હોય તો મજા આવે,

આ શું કરે robot ના જેવું picture બની ગયું છે ખબર છે ત્રીજો ભાગ તો,

પેલો વિવેક ઓબેરાય નું,

પણ એમો વિવેક ઓબેરોયએ પેલી કાયરા ન બનાઈ હેન ભાઈ,

કંગના રણાવત કોઈભી હાથ પકડે એના જેવો face કરી નાખે.

પણ ભાઈ આખા picture માં એજ જવાબ મળ્યો કે પેલો આપણે એની શક્તિઓ કેવી રીતે આયી ગઈ ખબર એનાં પપ્પાને બી માર દે,

આખા picture માં વિવેક ઓબેરોય ને ખાલી એટલી એને ખબર નહીં પડતી કે ભાઈ એની શક્તિઓ ચોથી આયી છે. હ એજને એજતો શક્તિઓ જાણવા માટે એના પપ્પા ભી મારી નોખ્યાતા.

એટલો seen દેખાડવો જોઈએ એ ખોટું કર્યું એ picture માં આમ જોવા જઈએ તો, હે એ વાત સાચી પેલાના અંદર પછી પપ્પા મરી જાય છે.

પેલા અંદરથી પેલા ડોક્ટર આર્યન જોડેથી

એ એના પહી પેલો computer ચાલુ કરે પહી જાદુન બોલાવે હે પહી ખબર નહી પડતી જાદુ આવે હેકે નહી આવતો એ બી નહી પડતી. હમમ એતો અમુક લોકો picture માં શું કરી ખબર નહી પડતી એટલી બધી, એ છ ન આવા ખાલી બધા એમ કોઈ ભાઈ ક્રીસ four બધા કરતા મસ્ત ઓમ fighting અને ખુબ villain ઓ લીધા હે. પણ એના અંદર હિરોઈન કઈ લીધી એ નહી ખબર હજુ એતો ભાઈ જે હશે એજ હશે બીજું કોઈ ના હોય

અલ્યા પ્રિયંકા ચોપડા એન બાપની વહું એન મમ્મી હશે લ્યા

થોડું ઘણું changes કરતા હોય તો હારું લ્યા અરે ભાઈ એકને એક રિતિક રોશન દેખી જવાનું એજ ને યાર, લાગે એન પપ્પા એન છોકરા ને famous કરવા માગી રહ્યા ના તારે છેક પહેલે પહેલાં ભાગ થી જોવાં મળવાનું ક્રીશ one તે છેક four સુધી ય નય જોવાં મળવાનું હોય.

એ dance માં તો ખુબ રબ્બડીયો હો ભઈ

હમમ બીજા તીજા માં આવતો હશે અને પાછો handsome ને ભાઈ યાર, હા હા આપડે તો જ્યાં ખાડામાં હવે પચા પંચાવન જેટલી ઉમર હોય ત્યારે કેવા લાગે આપડે એટલે કે આપડા આપડા કાકા ને કેટલો ફર્ક પડે કે, સાચી વાત છે એમ કરજે કોઈ બીજી link બિંક હોય તો કેક બીજી તો ભાઈ robot ની પડી છે.

robot one two robot one પેલા રજનીકાંતનું,

i am robot star એર્યું હવ ભાઈ એ robot માં ફેકમ ફેક છે ભાઈ, અરે પણ એમો દેખજે મસ્ત starting માં ભાઈ જે robot બનાવે ભાઈ પછી પેલી કે બહારની દુનિયામાં નાખશો તો સારી રીતે કરશે અને પેલો શું કે કોક બીજો કોઈ છે ને રજનીકાંત કોક દુશ્મન કો હે ને તે લાલ લાલ pendrive ઘાલ નાખે.

એમાં નાખોતો રમણ ભમણ થઈ જાય

હોવે એમાં પક્ષી નો roll નો કરેલો,

એ મસ્ત હતું picture પણ અક્ષય કુમાર થોડો ભારે જે કોઈ પેલો હીરો પેલો villain type લાગે એને લેવાય,

હ ખબર હશે આખા picture માં કે ઓમ માર પીટ છે તો પછી અક્ષય કુમારને ના લેવાય અક્ષય કુમાર પેલી comedy શોભી જાય ભાઈ,

હા પણ એના અંદર તો પેલો પેલો અક્ષય કુમાર નહી બે રાજુ કોકને લીધા હે

હાલ હાલ મતલબ ત્રણ ચાર દાડા પેલા search માર્યું તું તો એના અંદર પેલો અ અભિષેક બચ્ચન અને બીજું કોક હતું કાર્તિક હાહા બે એજ

તો તો ભાઈ જે ખતરનાક ઉપડશે તો તો, ભાઈ શું એટલું મસ્ત comedy picture હતું પહેલેથી બીજો ભાગ હવે ત્રીજો ભાગ ખબર નહીં, એ પેલો ગોરીલાનું દેખ્યું હે જોની લીવર કેળું લે એટલે ભાઈ જે લેહ લપેટામાં

પેલો કે એક કેળું લીધું હે નહી લઇ લીધું બધું અને ભાઈ જે comedy હતી એમાં ભાઈ જબરજસ્ત હતી પણ ગમે ત્યાં મતલબ તો આપડો mood આવી જાય.

ગુસ્હેસામાં હોય કે દુઃખી હોય ને તો ભાઈ એ હેરા ફેરી દેખો તો ખુશ થઈ જો આપડે. હા ભાઈ એમો જે પેલો ખબર હતી કે આખો બંગલો હે અને બધું હે તો ડોયે ડોયે ચૌ નાવા ની જરૂર આવતી તી

પેલો આખો બંગલો હે ભાઈ હોજ જેવું છે swimming poll જેવું હે એના અંદર પડી નાવા મજા લેવાની જગ્યાએ ડોલે ડોલે નાય. પેલાનું જે હતું એજ યાદ રેવાનું ભાઈ ગમે તેટલા અમીર બની જ્યાં પરા પણ ભાઈ જેવા હતા એવા રેવાના અડધાતો